હવે હવે આપણે પેહલા થયેલી આદું મરચાની પેસ્ટ ને પણ આપણે તેમાં એડ કરી દેસું હવે આપણે તેની અંદર મસાલા એડ કરશુ મસાલા માં આપણે પેહલા સ્વાદ અનુસાર મીઠું નાખશુ યાદ રાખવું કે આપણે પેહલા પણ તેમાં મીઠું નાખેલું છે એટલે એડ કરશુ નહિ એડ કરશુ પણ સ્વાદ મુજબ એટલે પેહલા ખ્યાલ રાખવાનો કે આપણે લોટ માં પણ મીઠું નાખેલું છે જે આપણે બેટર બનાવા માટે તૈયાર આઠેલો લોટ હતો એમાં પણ આપણે પેહલા ઇ લોટ તો ફટાફટ એમાં આવી જાય આથો એના માટે પણ આપણે પેહલા મીઠું નાખેલું છે એટલે તેજ મુજબ આપણે બીજી વખત મીઠું નખાશુ ત્યાર પછી તેમા એક ચમચી હિંગ એક ચમચી ચાટ મસાલો અર્ધી ચમચી જેટલી કાળા મારી નો પાઉડર અને હાંડવા ને ખાતો મીઠો નો સ્વાદ આપવા માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસું

આપણે હાંડવા નો બેટર સરસ રીતે તૈયાર કરશું હવે બધીજ વસ્તુ મિક્સ કર્યા બાદ આપણે હાંડવા નું બેટર સરસ રીતે તૈયાર કરશુ જો આ સમય તમારું બેટર થોડુંક ઢીલું લાગતું હોય તો તમે તેમાં થોડોક ઝીણું રવા નો લોટ આવે છે ને એડ કરી શકો છો ઝીણું રવો એડ કરીને બેટર ને થોડુક થિક કરી લેશુ જે થી હાંડવો એકદમ બરાબર બને હવે તૈયાર થયેલા બેટર મા થી બે ચમચા જેટલો બેટર બીજી બાઉલ મા લઈ લેશુ હવે ફુલેલા હાંડવા માટે આપણે જેમાં એક ચૌઠાઈ જેટલું બેકિંગ સોદા નાખશુ હવે બેકિંગ સોદા ને એક્ટિવેટ કરવા માટે બે ચમચી જેટલું ગરમ તેલ તેમાં એડ કરી દેસું હવે બધુ તેમાં મિક્સ કરી લેશુ અને હવે હાંડવો બનાવા માટે મીડિયમ ગેસ ઉપર આપણે કઢાઈ રાખશુ મીડિયમ ફ્લેમ પર રાખવાની છે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 તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ આખી કઢાઈ મા પ્રસરી જાય સ્પ્રેડ થઈ જાય એવી રીતના તેલ ને રેડવાનું છે હવે ગરમ થયેલા તેલ મા એક ચૌઠાઈ જેટલી રાય એક ચૌઠાઈ જેટલું જીરું એક ચમચી જેટલા સફેદ તલ અને થોડીક હિંગ અને થોડાક લીમડા ના પાન અને એક સુખું લાલ મરચું એડ કરીને આપણે વઘાર ને સારી રીતે સૌટરી લેશું અને ખાસ ધાયન રાખવાનો છે કે ગેસ ફ્લેમ હમેશા મીડિયમ ફ્લેમ પર હોવુ જોયે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 હવે વઘાર સરસ રીતે થઈ ગયા બાદ આપણે હાંડવા ના બેટર મા થી એક ચમચા જેટલું લઈ ને તે કઢાઈ મા નાખશુ ત્યાર બાદ ચમચા ની મદદ થી આપણે હાંડવા ને

પછી હાંડવાના ને બાર થી પંદર મિનટ સુધી ધીમા ગેસ પર રાખીને પાકવા દેસુ જો ગેસ ની આંચ હાઇ હસે તો આપનો હાંડવો બાહર થી ક્રિસ્પિ થશે

હવે આપણે એના બાર પંદર મિનટ સુધી પાકવા દેસુ ત્યાર બાદ આપણે એની તપાસ કરશું જો હાંડવો ક્રિસ્પિ થઈ ગયો હશે તો પાકી ગયો આપણે સમજવાનું હવે આપણે હજી હાંડવા ની એક બાજુ જ પકાવી છે હવે આપણે એને ફેરવી દેસુ હવે આપણે હાંડવા ની બીજી બાજુ પકાવશુ અને આપણે પેહલા ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ના વઘાર કરીયે આપણે આપણે હાંડવા ના વઘાર સમય એ તેલ વધારેજ નાખવુ જેથી કરીને આપણે હાંડવા ને સરળ રીતના ના ઉચકી ને બીજી બાજુ ફેરવી શકીએ હવે બાર પંદર મિનટ પછી આપણે તપાસ કયરી અને ખબર પડી કે ચાલો આપનો હાંડવો એક બાજુ થી બરાબર સરસ પાકી ગયો છે હવે હાંડવા ને પલટાવી દેસુ જેથી વધારે સમય સુધી આપણે બીજી બાજુ પકવાની જરૂર નથી કેમ કે તેને બીજી સાઇડ થી પાકવા કમ થી કમ પાંચ થી સાત મિનિટ આજ લાગે છે એટલે ઇ જોવાનું પેહેલી વખતે બાર થી પંદર મિનિટ અને બીજિ અને બીજિ સાઇડ પકાવા ટાઇમ એ સાત મિનિટ જેટલો સમય લાગે છે જો હવે હાંડવો ક્રિસ્પિ થઈ ગયો હોય તો સમજવું કે હાંડવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હાંડવા ને બનને બાજુ પાકવા દેવાનો રેહશે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 બાધધજ શાક ભાજી થી ભરપૂર એકદમ ટેસ્ટિ અને ક્રિસ્પિ આપનો હાંડવો તૈયાર થઈ ગયો છે અને હાંડવો હાંડવા ઉપર આપણે થોડાક તલ પણ છાતી શકશું કોથમરી અને આપણે એને ચટણી સાથે લીલી ચટણી યા સૉસ સાથે પણ આપણે એને ખાઈ શકશુ તો આ મસ્ત મસાલેદાર હાંડવો આપનો સરસ રીતના તૈયાર થઈ ગયો છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો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 આ મુજબ ની સામગ્રી જોઈશે એક ચમચી તેલ એક ચમચી રાય એક ચમચી તલ મીઠા લીમડા ના પાન એક ચમચી વાટેલું લીલું મરચું એક ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર પાણી ની જરૂર હોય એ મુજબ પાણી લેશું આપણે અને એક કપ ચણા નો લોટ અને ત્રણ કપ છાસ હવે આપણે ખાંડવી બાનવશું

છાસ ની માત્ર ત્રણ કપ હોવી જોઇયે એટલે જો દહી હોય તો તમે એક કપ દહી અને બે કપ પાણી એડ કરી લેશું અને ત્યાર બાદ ચણા ના લોટ ને અને છાસ ને મિક્સ કરી રેવાની રેહશે અને ખાસ ધ્યાન રાખવાનું કે છાસ ની માત્ર ત્રણ કપ હોવી જોયે જો એક કપ આપણો ચણા નો લોટ હોય તો છાસ ની માત્ર ત્રણ હોવી જોઇયે એટલે ત્રણ ઘણી હોવી જોયે પછી જેવો માપ જે કપ માં આપણે ચણા નો લોટ લીધો હોય એટલાજ કપ જેટલી આપણી છાસ હોવી જોયે જો છાસ ના હોય તો આપણે દહી નો ઉપયોગ પણ કરી શકિયે છે હવે આપણે ચણા નો લોટ અને છાસ ને બરાબર આપણે મિક્સ કરી દેસું જ્યા સુધી લોટ ની ગાંગરી બરોબર ના થઈ અને મિક્સ ના થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાની રેહશે હમ જ્યાં સુધી ગાંગરી ઉગલે નય ઘણી વખત આપણે જોઇ છે આપણે કઢી બનાવતી વખતે પણ આપણે જોઈ છે

ઇ આપણે આગળ જોશું પણ અત્યારે બી મિક્સ થઈ જાય એવી રીતના આપણે ગાથા ન રિયે તેવી રીતના લોટ ને અને છાસ ને મિક્સ કરવાનું રેહશે આવે બરાબર મિક્સ કરી દેસુ જેમ ગાથા ન રિયે બરાબર હળવી લઈશું જો ધરું લાગે તો થોડું પાણી લેશુ અને થોડુક પાણી લઈ ને તેમા એડ કરી દેસુ હવે બેટર આફરો તૈયાર છે હવે તૈયાર થઇલા બેટર ને જો ચણા નો લોટ ને છાસ બનને એક એક રસ મા થાય ત્યાં સુધી આપણે તે બેટર તૈયાર થઈ ગયો છે

એટલે જ્યાં સુધી એકરસ ના થાય ત્યાં સુધી આપણે તેને હાથ એ વળે હલાઈ ને મિક્સ કરીને ગાંગરા તોડી લેશું હવે તમે બેટર ને ટેસ્ટ કરી શકો છો જો મીઠા નું પ્રમાણ ઓછું હોય તો તમે તેમા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 હવે ગેસ ને મીડિયમ તાપે રાખશુ અને ગેસ પર રખિયા બાદ તેમને સખ્ખત હળવશુ જો તમે હળવશો નય તો તમારા ગાથા થઈ તમારા ઓલા બેટર ના ગાથાં થઈ જશે

જો તમે હલાવમાં ચૂકશો તો તમારા ઓલા બેટર માં ગાથાં જોવા મળશે જે ગાથાં થી ખાંડવી આખી બગડી જશે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

હવે ધીમે ધીમે ચણા નો લોટ જાડો થતો જશે હવે પ્રોપર તેને સકેતાજ રેહવાનુ છે ચણા ના લોટ ને પાકતા લગભગ પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગે છે

તે માટે આપણે એને પંદર થી વીસ મિનિટ લઈ ને જ્યાં સુધી તે બેટર પાકે નય ત્યાં સુધી આપણે હલવાનો જ રહશે તો આવે ચૂકી જશો તો ઇ ખાંડવી ના ગાથા થઈ જશે ને પ્રોપર પડશે નય સ્પ્રેડ નય થાય જ્યારે આપણે બનવાની થસે થાળી પર રાખી ત્યારે એક સરખી સ્પ્રેડ નય થાય અને ખાસ શયન રખવાનું કે બેટર પાકી ગયા બાદ આપણે એને સ્ટીલ ની થાળી પાછળ તેમા તેલ લગાવીને આપણે તેને ચણા ના લોટ ને થાળી ઉપર સ્પ્રેડ કરી દેસું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 બેટર પાકી જાય પછી આપણે થાળી મા તેલ લગાવી થાળી ના પાછળ ના ભાગ પર આપણે તેલ લગાડી ને એના ઉપર સરખી તાવીથા ની મદદ થી આપણે સ્પ્રેડ કરી દેસું

તેના ઉપર તેલ લગાડીને પણ પથરી અને તાવેથા થી સ્પ્રેડ કરી શકો છે ક તમે પ્લૅટફૉર્મ ઉપર અને કા પછી તમે થાળી ની મદદ થી તેને સ્પ્રેડ કરી શકો છો હવે ઇ સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે તેને ડસ મિનિટ સુધી ઠરવા મૂકવાનો છે કેમ કે ઈયા હજી ગરમ છે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 ચાકા ની મદદ થી એના ઉભા કાપા કરી લેશું ત્યાર બા ઉભા કેરેલા કાપા ને આપણે રોલ વાળી દેસું અને બધી ડિશ ઉપર તમે આવું કરી લેવાનું છે તમારે આપણે ચાકા ની મદદ થી બધી ડિશ ઉપર ખાંડવી ના રોલ બનાવી દેસું હવે તૈયાર થયેલા રોલ ને બીજા રોલ બીજા બાઉલ મા આપણે રાખશુ અને ત્યાર બાદ તેના ઉપર વઘાર કરશું હવે જેટલા જેટલી આપણે થાળી ઉપર સ્પ્રેડ કરેલું છે તેના આપણે આમ રોલ બનાવી અને એક થાળી કા અથવા એક બાઉલ મા બધી ભેગી કરીને રાખી દેસું જેથી કરીને આપણે એક સાથે તેનો વગાહર કરી શાકશુ હવે વઘાર કરવા માટે આપણે પેહલા ગેસ ઑઁ કરશું

તેલ ગમે તેટલું આપણે એડ કરી શકીયે છે તેલ ગરમ થાય તે પછી આપણે તેમ થોડીક રાય નાખશુ અને ખાસ દ્યાન રાખવાનું કે રાય ગરમ થઈ પછીજ તેમાં એડ કરવાની રેહશે અને રાય એડ કરિયા પછી આપણે તરત આજ ગેસ બંદ કરી દેસું અને પછી તેમા તલ એડ કરશું સફેદ સફેદ તલ એડ કરશું ઇ ગરમ તેલ મા અને પછી આપણે લીમડા ના પાન નાખી દેસું તેમા મીઠા લીમડા ના પાન નાખી દેસું આ બધુ કરીને આપણે પછી

હવે ઇ ખાંડવી ઉપર આપણો આ વગાહર આપણે છાતી દેસું ચમચી ની મદદ થી લઈ અને આ બધા એમાં આપણે ઇનો વઘાર સ્પ્રેડ કરી દેસું આવે આપની આ સ્વાદિસ્ત ખાંડવી તૈયાર છે હવે આપણે તેને એને તસ્ત કરી શકીયે છીયે અને ખાઈ શકીયે છીયે તોહ આમ આપણે ખીચું હાંડવો અને ખાંડવી આ ત્રણે ની રેસીપી જોઈ અને ત્રણે સ્વાદ મા ખૂબ અજ સરસ છે અને બનાવી પણ સરળ છે તો તમે પણ આ ઘરે વાનગી ટેસ્ટ કરજો બાનવજો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 અને તમારું ખીચું પણ એકડું સરસ બનશે આ ખીચું ખાંડવી અને હાંડવો તમે ગમે ત્યારે બનાવી સકો છો હાંડવો તો તમે બે હાંડવા નો લોટ તો તમે બે મહિના સુધી

તો તમે સવાર કા સાંજે કા જમવામાં તમે ફરસાણ તરીકે કે બી બનાવી શકો છો તો આજ રીતે આપણે જોયું કે ખાંડવી બનાવી તો આજી અઘરી છે પણ ખીચું બનવું તો સૌ થી સરળ છે ખાંડવી મા તો તમારે ખાસ ઇજ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે તેને

સખત વેલણ થી હલવાનું રેહશે અને ઇ એટલી બધી વાર નથી લગતી ખીચા મા ખાંડવી મા તો આજુ સમય જોઈશે એટલે ખીચું બનાવા મા સૌ થી સરળ છે ખાંડવી કરતાં પણ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

શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે શ્રીજી વીલાની સવાર રોજ આમ જ પડતી સવારે સવા છ વાગે તમે કલ્યાણ મેળવી શકો એટલી નિયમિતતાથી વસ્તુમાં ના અવાજમાં ભજન ગુંજવા લાગતું નરસિંહ મહેતાના પ્રભાતિયા હોય કે કબીરના દોહા શ્રીજી વીલાની સવાર વસુમાના અવાજમા alarm થી પડતી આ અવાજ ને આસપાસના ઘરો મા વસતા લોકો વસુમાં કહીને સંબોધતા છેલ્લા અઢી વર્ષના વસુમાહિત શ્રીજી વીલામાં વસતા હતા આસપાસ નો વિસ્તાર પચીશ વર્ષમાં બાળકોમાંથી યુવાન થઈ ગયો હતો વિલેપાલે ના પશ્ચિમ વિસ્તારના રેલ્વે સ્ટેશન ની નજીક કોઈ એક જમાનામાં સુંદર નાના નાના બંગલાઓ હતા ધીમે ધીમે builder એ એમાંથી flat ની scheme ઉભી કરતા કરતા સાવ ગણ્યા ગાંઠિયા બંગલાઓ રહી ગયા બંગલાના સ્વરૂપમાં ઊભા છે વિલેપાલે સ્ટેશનથી એસ વી રોડ સુધી બધું બદલાઈ ગયું સાઉથ ઇન્ડિયા ઉડુપીની જગ્યાએ McDonald's આવી ગયું પરંતુ શ્રીજી વિલા અને સાડા છ વાગે ગુજતો વસુ માનો એ અવાજ ત્યાં જ છે એમના એમ જ રહ્યા ખાદીની ઈસ્ત્રી કરેલી સાડી કોણી સુધીની લાંબી બાય નો બ્લાઉઝ બંધ ગળા માં એક બ્લાઉઝમાં પણ એમની લાંબી ગરદનની ચારુતા અતી ન હતી ગળામાં મંગળસૂત્રની કાળા મોતીની બે પેર એમની ગરદન સુંદરતા વધારતી હતી ગરદન પણ ઝૂકે આવેલો બે હાથના ખોબા માં સમાય એવો મોટો ઢીલો આબળો ટટ્ટાર શરીર કોઈ યુવતીની પણ શરમાવે એવી સુડોળ દેહયદ્રી અને તીસ બત્રીસ થી મોટી નહીં હોય એવી કમર બે ભાવ વાળી આંખો અને સતત સ્મિત વહેલ તો બે હોઠ લાલ ચુતક ચાંદલો અને સુંદર અવાજ ઉફ પડી ગઈ સવાર અભય હું રાત્રે અઢી વાગે જ સુતી છું

એના અવાજમાં હજુ ખરાશ હતી પણ કાલે રાત નો મેકઅપ remove તો કર્યો હતો પણ છતાંય કયાક કયાક હજુ એની નિશાનીઓ રહી ગઈ હતી ટકાઈ blue colour ની sexy nighti માંથી વૈભવી નું શરીર દેખાય રહ્યું હતું ફાટેલી રજાઈ કમર સુધી ઓઢઈ વૈભવી પલાઠી વાળીને બેઠી થઈ ગઈ આંખો ચોળી એણે માંડ માંડ બે આંખો ખોલી ગઈ ગઈ કાલે રાતે hangover હજી એના ચહેરા પર હતું મને એ સમજાતું નથી કે પોતે નિરાંત સુવાને બદલે બધાની ઊંઘ બગાડવા માં એમને શું મજા આવતી હશે વિનિયર અને વળતું wall carpet વાપરીને decorate કરાયેલા એ રૂમમાં મુંબઈના જૂન મહિનાની ખબર જ ન હતી પડતી બહારના તાપ કે બફારા થી અજાણ એવો આ રૂમ એને એને જ સમજાતું હતું કે અહીં વસનારાઓના status કેટલા ઊંચા હશે bedroom ને જાણે નાનકડો dressing room આખે આખો walking વોર્ડર ની કવર ભરાયેલો હતો બેલેજીયમ ના ગ્લાસ જડેલા એમ વોડ ડ્રોપ્સ માં વિશ્વભરના branded કપડાઓ perfume cosmetic અને accessories ઢાસો ઢાસ ભરેલા હતા dressing bedroom ની જમણી બાજુ તરફ bathroom હતું bathroom નો દરવાજો ખોલો તો વોટ ડ્રોપ પરના અરીસામાં થઈને પલંગનું પ્રતિબિંબ સીધું જોઈ શકાતું અભય bathroom ના માર્બલ flooring પર જડેલા ગ્રેનાઇટના wash basin ઉપર જડેલા અરીસામાં જોઈને દાઢી કરી રહ્યો હતો એણે ચશ્મા કાઢીને બાજુમાં મૂક્યા હતા important saving ક્રીમ માં ફીણ એના ચહેરા પર ફેલાયેલું હતું ઊંચું જોઈ દાઢી ની લેઝર ફેરવતા એણે વૈભવીને કહ્યું વૈભવી મારી માં ભજન ગાય છે do you mind of course i do એમણે એટલો જ શોખ હોય તો પૂજા ઘર બંધ કરી ને ગાય બરાબર પણ રૂમની નીચે આવીને શું માટે ગાય છે કારણ કે ઘરની મોટી વહુ વહેલી ઊઠીને પૂજા કરતી હોય એવું એમનું સપનું ક્યારેય પૂરું થશે એવું એ માને છે એમને લાગે છે કે કોઈ દિવસ તું મને એમની જોડે ભજન ગાતી જોઈશ અભય હસ્યો રજાઈ ફેકીને વૈભવી ઊભી થઈ shut up એણે કહ્યું સાડા છ વાગે તો માંડ મને ઊંઘ આવે છે એ જ ટાઈમે તારી માં ભજન ગાય છે રેડિયોમાં ગાતા હોય તો કશેક મેઈન ઓફ તો થઈ શકે એ હસી અને દાઢી કરતાં અભયને કમરમાંથી પકડી લીધો એના ખભા ઉપર ચહેરો ગોઠવીને વૈભવીએ ધ્યાનથી પોતાનો ચહેરો જોયો not bed તને ખબર છે ગઈકાલે મેં ભલ્લા એ મને કહ્યું મિસિસ મહેતા કોઈ કહે નહીં તમે બે બાળકોની માં છો અને તમારી મોટી દીકરી સતર વર્ષની છે એ તો માન્યામાં જ ન આવે એવું નહિ બસ i tell you see is as beautiful as you અરીસામાં બાજુ બાજુમાં દેખાતા એ ચહેરાઓ મલબક ફ્લોરિન પર જડેલા ગ્રેનાઇટના wash basin ની જેમ જ કાળા અને ધોળા હતા અભયની બાજુમાં વૈભવી નો ચહેરો સ્વાભાવિક રીતે જ અભય ના સામાન્ય દેખાવને વધુ સામાન્ય બનાવતો હતો વૈભવી ની આખો તીખું નાક એક પણ ડાઘા વગરની તકતીર ચામડી પરના જેવા હોઠ અને golden white કરેલા વ્યવસ્થિત dream કરાયેલા ખભાથી સહેજ લાંબા વાળ વૈભવી ના ચહેરા ને એક બુબજ ઓફ આપતા હતા અભય વૈભવીની સામે જાણે એનો એક પ્રસંસક હોય એનુ ઘડી ભર મુગ્ધ થઇને જોઈ રહ્યો પણ અભય પોતાના ગાલ પર લાગેલા ફીણ વૈભવીના ગાલ પર લુછયો અને કહ્યુ એમ ભલ્લા તો પીધેલો હતો વૈભવી ની આખોમા રૂપ ગર્વતાનો જાદુ હતો તો તો હું સુંદર નથી કોઈ કહે કે નહીં હું કહું છું એણે ફરીને વૈભવીને કમર માંથી પકડી લીધી. આ સ્ત્રી આ અદભુત સ્ત્રી મારા બે બાળકોની માં છે એ માની બાકી હું અને ત્રીજા બાળકોની મા બનવા માગું છું અને એણે ધીમે ધીમે વૈભવ ને તલ પલંગ તરફ ધકેલવા માંડી no no અભય વૈભવી ના અવાજમાં સાવ નબળો પ્રતિકાર હતો પણ એ અભયના ધકેલાય ધક્કાથી ધકેલાઈ જતી હતી અભય છેલ્લે ધક્કો જરા જોરથી માર્યો વૈભવી પલંગમાં પડી no no અભય no માં સ્પષ્ટ yes અભય હતો ચહેરાના

ગડગડાતી વૈભવી નો ઉફ અભય my god અભય અને નીચેથી આવતું વસુમાનું ભજન ભળતું જ કોકટેલ બની શ્રીજી વિલામાં પડઘા તુ રહ્યું વસુમાના હાથ તો સુખા પાંદડા વીણતા હતા છોડ ઉપર જામેલી ધૂળ પોતાની પાણી ધોતા હતા પણ એમનું મન ક્યારેય ભટકાતું હતું એક સમાટા શાંત વિચારો એમના મન માં આવે ત્યારે વય યશ વૈભવ કહી વસુમાં પોતેજ એકસો સો વિચારો એમના મનમાં આવતા હતા દરિયાના મોજાની જેમ રેતી અને પાછા વળી જાય અને ફીણ ફીણ થઈ જાય વળી જતા આ ચહેરાનું દરિયામાં મોજાની જેમ આવતા જિંદગીના છેલ્લા અઢી દાયકા આપણે એકલા કાઢ્યા હતા અઢી દાયકા એમણે એકલા કાઢ્યા એટલે બાળકોના જિંદગીમાં પચીશ વર્ષમાં વસ્તુમાં સમયમાં ક્યારેય આવી અસમજણ ન હતી રાખી એમણે જે નિર્ણય કરીયા એ સમજી વિચારી માપી તોડી કરીયા એવુ એ પોતે દ્રળઢતાથી માનતા એમણે આ પચ્ચીસ વર્ષ દરમિયાન કદી પોતાની જાતનો વિચાર નહિ કરયો પણ આજ દિન સુધી એ એમના બાળકો સાથે નતા રહીયા એમના સંતાનો ત્યા પણ સમજદાર કહી શકાય એવા સંતાનો હતા આ ઘરમા વસતા નવ જણાનો પરિવાર આજે નાસ્તાના ટેબલ પર નવ પ્રકારની પ્રતિમા આપતો હતો કદાચ વસુમાના આ પ્રતિકાર માટે ક્યારેય નહતા આવતા પણ નવ જાતની પ્રક્રિયા શુ હશે શુ હોઈ શકે એ વિચારે એમનુ મન વિચલિત હતુ અને છતા એમની રોજના રુટિનમા કોઈ ફરક નહતો પડીયો એ રોજની જેમ જ આજે પાંચ વાગ્યે ઉઠયા હતા નિત્યક્રમ પતાવિ સાડા પાંચ વાગ્યે ચાલવા ગયા છ વાગ્યે પૂજા કરી ને સાડા છ એ રોજની જેમ જ બગીચામા એમનો અવાજ સુંદર

તો મારુ નામ આર્યન છે સર એક્ચુઅલમા અને તમારે નેટવર્ક મા ક્યો પ્રકાર નો ઇસ્સ્યુ આવે છે મતલબ ઉપર કાઇ આવે છે લખેલુ અછા કેપીટલ ઈ અને આની પેલા કોઈ સેટિંગ્સ વગેરે કરીતી નેટવર્ક ના બારે મા

હુ હુ અછા તો એક કામ કરો હુ તમને સેટીંગ્સ બતાવુ એ સેટિંગ્સ ટ્રાય કરી જોવો તમે. હા મોબઈલની અંદર જે સેટિંગ્સ આવે ને એપ્લિકેશન સેટ એ સેટિંગ્સ ની એમા જઈને એક કરો હુ સેટિંગ્સ બતાવુ એક પ્રકાર ની. હા સર તમારા મોબઇલ ની સેટિંગ્સ મા જાવ. મોબઇલ સેટિંગ્સ અંદર જઈને નેટવર્ક સેટિંગ્સ માં જાવ નેટવર્ક સેટીંગ્સ મા સિલેકસિંગ સ્લોટ હસે એમા જે કમ્પની નુ તમે કાર્ડ યુસ કરો છો ને એ કમ્પની નો કાર્ડ એ કમ્પની સેલેક્ટ કરી દો સીલેક્ટ સિલેકસિંગ સ્લોટ હ એનિ અંદર જે જે કમ્પની તમે જો બે કર્ડ યુસ કરો છો ને તો એની અંદર કોઈ પણ એક કમ્પ જે કમ્પની મા નેટવર્ક નથી આવતુ ને એ વાડી કમ્પની ને સિલેક્ટ કરી લો.

તો સેલેકટ કર્યા બાદ આપનુ નેટવર્ક અડ્ધો કલાક મા પકડાઇ જસે સર્ખી રીતે.

નેટવર્ક સીલેક્ટ થઈ ગયુ છ્તા અડધો કલાકની અંદર ફર્ક ના થાય તો તમે છે ને એ સીમ ને કાઢીને સાફ કરીને જો જો એક વાર કે એક્ચુઅલમાં એ સીમ નાં જે આંટા હોય ને આકા આવે એક સીમ સીમ ની અંદર માઈક્રો આકા આવે એ માઈક્રો આકા એકાદા હટી નઈ ગયા ટુટી નઈ ગયા એ ચેક કરજો અને જો તો પણ એ બરાબર હોય ને તો તમારો સીમ ફોન ની અંદર પડી બડી ગયો હસે ને ફોન તો સિમ તમારુ આડુ-અવડુ થઈ ગયુ હસે એના કારણે હટી ગયુ હસે તો તમે સરખી રિતે લગાવી દેજો નેટવર્ક આવી જસે.

વાંધો નઈ સર મે કિધુ ને કે અડ્ધો કલાક ની અંદર અંદર તમને આવી જસે નેટવર્ક હા હા ચોક્કસ આવી જસે કારણ કે અમુક વાર આવી નેટવર્ક ના ઇસ્યુ આવે છે તે સિમની અંદર અ કોક વાર સિમની અંદર ઇસ્યુ આવિ જસે સિમ મા ઇસ્યુ ના હોય હોય ને તો કમ્પની થ્રુ ઇસ્યુ હોય કાતો નેટવર્ક મા કોઇ પ્રોબલમ હોય કાતો તમારા એરિયા પ્રમાણે કોઇ પ્રોબલમ હોય કાતો એવુ બની સકે કે તમારુ સિમ કાર્ડ જે છે એ બરાબર રેંજ ના પકડી શકતું હોય કારણ કે સિમ કાર્ડ જુનુ થઈ ગયુ હોય.

હા હા હા સર સુરેંદ્રનગર ની અંદર ફોરજી અવૈલબલ છે હુ તમે વપરી સકો સુરેંદ્રનગર ની અંદર અને ફોરજી કાર્ડ કરાય્વા પછી ધ્યાન રાખ્જો કે એની રેંજ કેટ્લી રહે છે રેંજ પ્રમાણે તમને ફોરજી નેટવર્ક આવ્સે ને તમારુ ઘરથી ટાવર કેટ્લો દુર આવે છે ઓકે

એક્ચુઅલ મા સર તમે કાર્ડ લિધુ હોય ને બટ એમા કેવુ હોય કે કાર્ડ તમારુ અમુક વાર ના સર્ખુ આયુ હોય ને તો ઘડીયે ઘડીયે તમારી રેંજ છોડી દે તો રેંજ છોડવાના કારણે થ્રિજી ફોરજી ટુજી

તમે નવુ કાર્ડ લિધુ ને બરાબર ફોરજી મા નવુ કર્ડ ફોરજી મા નવુ કાર્ડ લિધુ તો તમા અમુક વાર શુ છે નવા કર્ડ મા ભી પ્રોબ્લમસ હોય જે લ કમ્પની થ્રુ કમ્પની ઓ ને ખબર ના હોય બટ તમને આપી દે અને પછી આપી દે ને તો પછી એ કે કાર્ડ સર્ખી રીતે રેંજ ના પક્ડી સકે અન રેંજ ના કરણે તમારએ નેટવર્ક ન ઇસ્યુ આવી સકે ઘડિક થઈ ટુજી થઈ જઈ ઘડિક થઈ થ્રીજી થઈ જાઇ તો એના કરણે ટુજી થ્રીજી ફોરજી ત્રણ વસ્તુ મા કંવર્ટ થતુ રેય હુ હુ હુ જો તમે એ તમાર પર ડીપેન કરે છે કે તમારુ ઘર કઈ સાઇડ છે કે ક્યા એરિઆ મા છે એ એરિઆ મા ટાવર છે કે નથી અને ટાવર છે તો ફોરજી ટાવર છે કે થ્રીજી ટાવર છે એ ડીપેન્ડ ઑન એરિઆ સર

એક્ચુલી સુ છે સર કે પેહ્લા જે સે ને એ ટાવર થ્રીજી હતા અને હવે ટાવર થ્રિજી થી કન્વાર્ટ કરી ને ફોરજી કર્યા છે ને તો ફોરજી કન્વાર્ટસન મા નવા ટાવર નાખે એ લોકોન નવા કેબલ્સ નાખે ફોરજી માટે તો આ આ બાધા ચેેંજિસ ના કરણે તમારુ કાર્ડ રેેંજ ના પકડી સક્તુ હોય કેમ કે તમારા કાર્ડ ની રેેંજ નિ લિમિટ હોય તો અમુક લિમિટ હોય અને હવે જે ટાવર આવે ને એ લિમિટ એની ના હોય તો તમારે કાર્ડ રિપ્લેસ કરાવુ પડે તો કાર્ડ રિપ્લેસ કરાવો ને તો એ રેંજ વાડુ કર્ડ લેવાનુ જે રેંજ નુ ત્યા છે એક્ત્યુઅલ મા તમારે ત્યા ટાવર ફોરજી છે તો ફોરજી વાડુ લેવાનુ થ્રિજી હોય તો થ્રિજી વાડુ

જેથી તમારુ ટાવર સરખી રીતે પકડાઈ સકે

કોઇ પણ સર અરાઉન્ડ ડીપેન્ડે યોર કે તમને કઈ કમ્પની ગમે છે જે સારી હોય એ કોના પર તમને સવથી વધારે ભરોસો રહે છે કે આ કમ્પની કોઇ દિવસ નેટવર્ક ના ઇસ્યુ નઈ આપી સકે તો તમે એ કમ્પની નુ કાર્ડ ખરીદી સકો જો ચેક કરી લો તમે કર્ડ રિપ્લેશ લરાઇ લો છ્તા ભી નેટવોર્ક ના આવે ને તો હુ આપની કમ્પ્લલઈન લઈ સકુ મારા કોમ્પ્યુટર માથી તો તમારી કમ્પ્લલઈન લવ ને તો મૈન ઓફિસે કમ્પ્લલઈન જાઇ કોમ્પનીની મૈન ઓફિસે કમ્પ્લલઈન જાઇ એના પછી છે ને એ લોકો સોલુસન કરે કે એક્તુઅલ મા ત્યા પ્રોબલમ સુ થઇ છે ફોરજી મા ટાવર મા પ્રોબલમ છે યા ફિર તમારા એટલા એરિઆ મા પ્રોબલમ છે જો એટલા એરિયા મા પ્રોબ્લમ હોય ને તો એ લોકો એક ટાવએ હજુ એક એડ કરી દેય એ એરિયા નિ અંદર જેથી તમારુ નેટવર્ક આવા મન્ડે ના સર એક્ચુઅલ ના સર એક્ચુઅલ મા એવુ છે કે એવી કોઇ સુવિધા ના હોય રીફ્રેસ બટન મારવાથી નેટવર્ક આવી જાય એવુ હોત તો ત અત્યાર સુધી મારી દીધુ હોત ને

બટ મેક્સિમમ ફોર્ટિ અઈટ હોવેર્સ જ રેહસે ઓકે વાંધો નઈ સર જોવી લો તમે

હા સર એ તમારા સિમકાર્ડ ની પ્રોબલમ છે કતો તમારે ત્યાના ટાવર નિ પ્રોબ્લમ છે કે જે રેંજ જો ટાવર ની પ્રોબલમ હોય ને તો અમને અયા થી ખબર પડી જાઈ ક્યા એરિયા ની અંદર આ આ જિલ્લા ની અંદર ટાવર ની પ્રોબલમ છે તો અમાઈ કમપની માથી મણ્સો પેલા જ આવી જાઈ. જેથી તમારા પ્રોબલમ નું સોલ્યુસન થઈ સકે બટ એકચુલ મા ટાવર ની પ્રોબલમ નઈ હોય તમાર સિમ કાર્ડ ની પ્રોબલમ હસે એટ્લા માટે એવુ થોડીક વધે ને ઘટે ને વધે ઘટે એવુ ચાલ્યા રાખે. અ ટાવર નજીક છે એજ તો કવ છુ સર કે ટાવર નજીક છે અને તો ના પકડાય કરણ કે તમારા સિમકાર્ડ મા પ્રોબલમ છે એક વાર સિમકાર્ડ રીપલેસ કરાવી લો આવી જ્સે કાર્ડ નેટવર્ક હુ

એક્ચુલ મા સુ છે સર તમારે હુ કવ છુ ને સર આપના સિમકાર્ડ મા પ્રોબલમ ના હોવા આ ના કારણે અ અત્યારે કઈ નઈ થઈ તમે એક બે વાર સિમકાર્ડ ને રિપ્લેસ કરાવી દો કમ્પની થ્રુ